લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
ફોર્મ બદલવા પરના આ ટ્યુટોરીયલમાં આપણે ફોર્મમાં ડેટા કેવી રીતે દાખલ કરવું અને ફોર્મ કેવી રીતે બદલવું તે શીખીશું આગળના ટ્યુટોરીયલમાં આપણે લીબરઓફીસ બેઝની મદદથી ફોર્મ બનાવતા શીખીશું
આપણે આપણા લાયબ્રેરી ડેટાબેઝના ઉદાહરણમાં એક સરળ પુસ્તકો ડેટા એન્ટ્રીનું ફોર્મ બનાવ્યું છે
ચાલો જોઈએ આ ફોર્મનો ઉપયોગ કરીને બુક્સ કોષ્ટક માં આપણે કેવી રીતે ડેટા દાખલ કરી શકીએ
ચાલો પ્રથમ લીબરઓફીસ બેઝ પ્રોગ્રામ જો પેહલે થી ખૂલેલ ન હોય તો ખોલીએ
અને આપણો લાઈબ્રેરી ડેટાબેઝ ખોલીએ
જો બેઝ પહેલાથી જ ખૂલેલ હોય તો આપણે અહીં ફાઇલ મેનૂ અંદર ઓપેન ઉપર ક્લિક કરીને લાઇબ્રેરી ડેટાબેઝ ખોલી શકો છો
અથવા ફાઇલ મેનુ અંદર રિસેન્ટ ડોક્યુમેન્ટ્સ પર ક્લિક કરીને કરી શકો
હવે આપણે લાઈબ્રેરી ડેટાબેઝમાં છીએ
ચાલો ડાબી તકતી પર ડેટાબેઝ યાદીમાં ફોર્મ ચિહ્ન પર ક્લિક કરીએ
નોંધ લો કે આ ફોર્મ હેઠળ બુક્સ દાતા એન્ટ્રી ફોર્મ આ વિન્ડોમાં કેન્દ્રમાં પ્રકાશિત કરવામાં આવે છે
ચાલો આ ફોર્મ નામ પર જમણું ક્લિક કરીએ અને ઓપન પર ક્લિક કરીએ
હવે આપણે લેબલો અને લખાણ બોક્સ કે જે બુક્સ કોષ્ટકમાં ફીલ્ડો માટે અનુરૂપ વાદળી બેકગ્રાઉન્ડ સાથેની નવી વિન્ડો જોઈએ
ચાલો દરેક ક્ષેત્રમાં જવા માટે ટેબ કી પર ક્લિક કરીએ અને જેમ આપણે છેલ્લા પર જઈએ બેઝ આગામી રેકોર્ડ ખોલે છે
આ રીતે આપણે રેકોર્ડ થી પસાર થઇ શકીએ છીએ
અથવા આપણે રેકોર્ડ વચ્ચે સંશોધન કરવા માટે તળિયે ટૂલબાર માં આવેલા કાળા ત્રિકોણ ચિહ્નો વાપરી શકીએ છીએ
વૈકલ્પિક રીતે કોઈ એક ચોક્કસ રેકોર્ડ ઉપર જવા માટે તળિયે ટૂલબારમાં રેકોર્ડ નમ્બર લખો અને Enter કળ અથવા કે ટેબ કળ દબાવો
ચાલો છેલ્લા રેકોર્ડ પર જઈએ જે પાંચમો છે
ચાલો હવે એક નવો રેકોર્ડ ઉમેરો
આ કરવા માટે ન્યૂ રેકોર્ડ ચિહ્ન પર ક્લિક કરો જે નીચેના ટૂલબારમાં લાસ્ટ રેકોર્ડ ચિહ્નના જમણી બાજુ બીજા સ્થાને છે
નોંધ લો કે આપણે ખાલી લખાણ બોક્સ જોઈએ છીએ અને તળિયે રેકોર્ડ નંબર ૬ કહે છે
હવે આપણે એક નવી પુસ્તક વિશેની જાણકારી સાથે નવો રેકોર્ડ ઉમેરવા માટે તૈયાર છે
ચાલો ટાઇટલ લખાણ બોક્સમાં પેરાડાઇઝ લોસ્ટ લખીએ અને નવી ફિલ્ડ માં જવા માટે ચાલો ટેબ કળ નો ઉપયોગ કરીએ
ચાલો ઓથોર સામે જોન મિલ્ટન લખીએ
પબ્લિશયર સામે 1975 લખીએ પબ્લિશર સામે ઓક્સફોર્ડ લખીએ અને પ્રાઇસ સામે 200
ત્યાં આપણે બુક્સ દાતા એન્ટ્રી ફોર્મ ના ઉપયોગથી બુક્સ કોષ્ટક માં એક નવો રેકોર્ડ દાખલ કર્યો છે
આપણે આ વિન્ડો બંધ કરીશું
આપણે આ રીતે વધુ રેકોર્ડ અથવા ડેટા ઉમેરી શકીએ છીએ
ચાલો જોઈએ કે બેઝ એ આપણે હમણાં જ દાખલ કરેલ છેલ્લા રેકોર્ડ સાથે બુક્સ કોષ્ટક સુધારેલ છે કે નહિ
આ માટે લીબરઓફીસ બેઝની મુખ્ય વિન્ડો માં જમણી તકતી પર બુક્સ કોષ્ટક પર બે વખત ક્લિક કરો
નવા રેકોર્ડ ની નોંધ લો જે આપણે ફોર્મ મારફતે અહીં ઉમેરેલ છે
ઠીક છે આપણે હવે આ વિન્ડો બંધ કરીશું
આગળ ચાલો જાણીએ કે આપણા ફોર્મમાં સરળ ફેરફારો કેવી રીતે કરવા
આપણે ડાબી તકતી પર ડેટાબેઝ યાદીમાં ફોર્મ ચિહ્ન પર ક્લિક કરીશું
બુક્સ દાતા એન્ટ્રી ફોર્મ ને બદલવા માટે તેના પર જમણું ક્લિક કરી અને પછી એડિટ પસંદ કરી તેને ખોલો
એક પરિચિત વિન્ડો હવે ખુલે છે સિવાય જો તમે લેબલ ટાઇટલ પર ક્લિક કરો તો તમે ઘણા નાના લીલા બોક્સ લેબલ અને લખાણ બોક્સ સાથે બંધાયેલ દેખાશે
આનો અર્થ એ થાય કે આપણે ફોર્મ ડિઝાઇન વિન્ડોમાં છે
અને આપણે ફોર્મનો દેખાવ અને સ્વરૂપ અને તેના તત્વો તેમજ તેના કાર્યો બદલી શકીએ છીએ
ઉદાહરણ તરીકે આપણે લેબલો અને લખાણ બોક્સની ગોઠવણી અને માપ બદલી શકીએ છીએ
આને ગુણધર્મો પણ કહેવામાં આવે છે
લેબલ ટાઇટલ પર બે વખત ક્લિક કરો
આ એક નાની પોપઅપ વિન્ડો ખોલે છે જેને પ્રોપર્ટીઝ કહેવાય છે
વિવિધ ઘટકો અહીં નોંધ
હવે ચાલો લેબલ ઓથોર ઉપર ક્લિક કરીએ નોંધ લો કે પ્રોપર્ટીઝ વિન્ડો રિફ્રેશ થાય છે અને લેબલ ઓથોર ના ગુણધર્મો બતાવે છે
તેથી જેવું આપણે ફોર્મના વિવિધ ઘટકો પર ક્લિક કરીશું તો આપણે જોઈશું કે પ્રોપર્ટીઝ વિન્ડો આપણે પસંદ કરેલા તત્વના ગુણધર્મો બતાવવા માટે રીફ્રેશ થાય છે
હવે પ્રોપર્ટીઝ વિન્ડો નું શીર્ષક આ રીતે છે PropertiesMultiSelection આનું કારણ છે આપણે જોઈએ છીએ કે ઓથોર લેબલ અને તેના લખાણ બોક્સો અડીને છે તેઓ એક લીલા બોક્સના સમૂહ માં મુકેલ છે
બેઝ ફોર્મમાં લેબલો અને તેને અનુરૂપ લખાણબોક્સ ને આપોઅપ જ એક જૂથ બનાવે છે
આપણે તેમને જૂથ માંથી કાઢી શકીએ છીએ
લેબલ ટાઇટલ પર જમણું ક્લિક કરો પછી તળિયે ગ્રુપ પર ક્લિક કરો અને પછી અનગ્રુપ પર ક્લિક કરો
હવે આપણે જોઈ શકીએ છીએ કે લેબલ ટાઇટલ અને તેના લખાણ બોક્સ જૂથ વિનાના કરવામાં આવ્યા છે
આ રીતે આપણે ફોર્મ પર વ્યક્તિગત ઘટકોના ગુણધર્મો બદલી શકીએ છીએ
આગળ ચાલો ટાઇટલ લખાણ બોક્સ માં ટૂલ ટીપ ઉમેરીએ
હવે ચાલો પ્રોપર્ટીઝ વિન્ડોમાં તળિયે જઈએ
હેલ્પ ટેક્સ્ટ લેબલ ની નોંધ લો અને અહીં ચાલો લખીએ Enter થે ટાઇટલ ઓએફ થે બુક હેરે હવે અમને ટોચ પર ફાઇલ મેનુ નીચે સવે ચિહ્ન પર ક્લિક કરીને ફોર્મ સંગ્રહો
અને આપણે આ વિન્ડો બંધ કરીશું
ચાલો હવે જોઈએ આપણે કરેલ સુધારા પછી આપણું ફોર્મ કેવું દેખાય છે
આ માટે ચાલો બેઝની મુખ્ય વિન્ડો પર જઈએ ડાબી પેનલ પર ફોર્મ ચિહ્ન પર ક્લિક કરીએ અને જમણી તકતી પર બુક્સ દાતા એન્ટ્રી ફોર્મ પર ક્લિક કરો
ચાલો ટાઇટલ લેબલ અથવા લખાણ બોક્સ પર માઉસ નિર્દેશ કરીએ
નોંધ લો કે જે ટુલટીપ દેખાય છે Enter થે ટાઇટલ ઓએફ થે બુક હેરે
તેથી હવે આપણે શીખ્યા કેવી રીતે આપણા ફોર્મમાં સરળ ફેરફાર કરવા
આપણે ફોર્મમાં વધુ ફેરફારો કેવી રીતે કરવા તે બેઝ ટ્યુટોરીયલના આગળના ભાગમાં જોઈશું
અહીં અસાઈનમેન્ટ છે
મેમ્બર્સ કોષ્ટક માટે સરળ ફોર્મ બનાવો
અહીં લીબરઓફીસ બેઝમાં ફોર્મ બદલવા પરના આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશ માટે આપણે શીખ્યા ફોર્મમાં ડેટા કેવી રીતે દાખલ કરવું અને ફોર્મ કેવી રીતે બદલવું
મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છેજે આઇસીટીએમએચઆરડીભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે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
જોડવા બદલ આભાર